એટલે, અત્યારે કોઈ ભી Product નું કંઈ ભી બની જે છે એમ મારુ કેવાનું થાય છે, Sir તમે શું

નાં Sir તમે, મતલબ નિશ્ચિત રહો Duplicate કાંઈ આવશે નહિ. અને આવે તો મે તમને કી, તમને કાંઈ ભી damage હોય તો તમે Return કરી શકો છો! તો ભી Sir તમે, મતલબ આવશે જ નહિ, પણ તમારા આવા Question કેમ , નહિ આવે તમે નિશ્ચિત રહો! એટલે તો તમને ક્યારનો કઉ છું કે Sir નિશ્ચિત રહો, તમે Cell Hey માં છો એટલે તમને કાંઈ થશે નહિ એવું કાંઈ, હા Sir એ કરી શકો, હા Sir. Sir એમાં તમારે અમારી website પર જઈને, જે Cell online પર Click કરવું પડશે Sir. ઈ પછી તમને ન્યાં નીચે, page માં Start selling આવશે option. હા, ન્યાં Sir તમે તમારે Document ને બધુ Verify કરાવું પડે તમારે જે Product કેવું છે એ બધુ Verify કરાવું પડે, અને જે

અને એ request અમારે ત્યાં અમારે આવે, ત્યારે અમે અમારે ત્યાં થી Unproven કારવામાં આવે, ઈ પછી તમે Online તમે સેલીંગ કરી શકો છો Sir. હા Sir charges તો હોય Sir. સર સાહીઠ percent તમારું અને ચાલીસ percent અમારું. Sir પણ તમને Sir તમને cust Sir તમને customer વધારે મળી રહેશે કેમકે અમારી થી નાં Sir નાં અમારે તો ઘણાં Customer Regular Customer છે મતલબ Time to time મંગવતા જ કાંઈ વસ્તુ. Sir આ Complaint તો તમારી જ આવી છે બીજા કોઈ ની આવી Complaint આવી નથી. તમારે મતલબ, સર, આજ નાં દિવસ માં નહિ આટલા Time માં આવી Complaint, તમારે Sir અઃ શું કેવાય તમારે Product ભી સારું જોવે છે ને સસ્તું ભી જોએ છે બેય તો નો જ હોય શકે ને સર, સસ્તું હોય એ સારું નો હોય અને સારું હોય એ સસ્તું નો હોય Sir! હું હાં હં તો પછી એ Sir તમે આવા Question પૂછો છો. નહિ નહિ Sir, અમારી App માંથી મંગાવેલું કાંઈ Duplicate આવતું જ નથી ક્યારેય Sir. Sir આવી ગ્યું તો Contact કરજો Call center માં હુંજ બેઠો હોઈશ, મારુ નામ તમે લઈ લેજો. મીત રાઠોડ Sir.

Sir તમે Contact કરજો ગમે ઈ Call ઉપાડે એને નામ દઈ દેજો Sir વાત થઈ જશે, ત્યારે આપડે વાત કરશું. અને તમારું શું નામ છે Sir? એટલે હું જાણી શકું એટલે મને ખબર પડે. Okay બીજી કાંઈ સહાયતા હું કરી શકું Sir તમારી? Cell Hey માં Call કરવા બદલ આભાર Sir આપનો! સંગમ થાય છે ત્યાં તેને ભગવાન શિવ ની આરાધના કરી. શિવ પ્રગટ થ્યા. માંગ માંગ તારે શું જોઇયે છે? તો કે દક્ષ પ્રજાપતિ તો મને એમ કેહશે સહી થઈ તારું કતલ તો શિવ ભગવાન કે એ વાત તો સાચી જ છે ને તું આવું કર તો? હશે બાપ મારી ભૂલ થઇ ગઈ હવે કઈક સેટિંગ કરો વચ્ચે મને આમાંથી કાઢો. તો કે એક કામ કર આમાંથી સાવ હું ઉગારી ના શકું પણ હવે જો પંદર દિવસ તને ક્ષય થશે અને પંદર દિવસ માં પાછો તું સાજો થઈ જઈશ. તો કે વાંધો નહીં પંદર દિવસ પછી તો વાંધો નહીં ને? તો કે દર મહિનામાં આવું થશે. ચંદ્ર કે વાંધો નહીં ચાલો ભાઈ ચાલો એટલે સૌનો નાથ એટલે સોમનાથ બરાબર ને સૌનો નાથ એટલે સોમનાથ. આ સોમનાથ નું મંદિર નાગર શૈલી માં ત્રિકૂટ શૈલી માં બનેલું છે મિત્રો પ્રભાશંકર સોમપુરા એ બનાવેલું છે. એ સોમનાથ નું મંદિર છે જે તમને બધાને ખ્યાલ છે.

અને પૂર્ણિમા સુધી સુદ પક્ષ માં એકમ થી લઈને પૂર્ણિમા સુધી જેને આપદે અંજવાળિયું કહીયે ત્યારે ચંદ્ર છે જે ચંદ્ર હટ્ટો કટ્ટો થઈ જાય છે ને બાજરાના રોટલા જેવો અને પછી આવે વદ પક્ષ જેને આપડે કહીએ છીયે અંધારિયું હવે ફરી શું થશે? ફરી એકમ આવશે એકમ થી લઈ ને આ પૂનમ આ પૂનમ નો છે આને કહેવાય છે અમાસ પંદરમો દિવસ એટલે કહેવાય છે અમાસ અમાસ ના દિવસે ચંદ્ર વયો ગયો.

આની તો કઈ વાત જ નથી તમે ક્યાથી ક્યાં લઈ આવ્યા? પણ દોસ્તો હવે એ મેળો જે છે એ મેળા સાથે જોડાયેલી વાતો આપડે જોવાની છે. અચ્છા તમે આ બધુ બેકગ્રાઉંડ બધુ બનાવતા હતા. એ જ દક્ષ પ્રજાપતિએ છે ને તે દક્ષ પ્રજાપતિએ ને સતી હતા. અને એ સતી ના વિવાહ છે ને શિવ સાથે થવાના હતા. અને આ શિવ જે છે તે શિવ અને સતી ના વિવાહ થવાના હતા અને તમને બધાને જાણ હશે દોસ્તો શિવ સતી સાથે વિવાહ કરવા માંગતા હતા અને એક મોટો યજ્ઞ કરાવ્યો અને યજ્ઞ માં શિવ ને બોલાવ્યા નહી અને શિવ નું અપમાન કર્યું જેવુ શિવ નું અપમાન કર્યું સતી જે છે તે સતી થી સહન થયું નહી. ત્યાં રહેલો જે યજ્ઞ કૂંડ છે તે યજ્ઞ કૂંડ માં પોતાએ પોતાને એ પોતાની જાતને હોમી લીધી. સઈ પોતાની જાતને હોમી લીધી આ વાત ની જાણ શિવ ને થાય છે અને ભગવાન શિવ ત્યાં પહોંચે છે અને તે ભગવાન શિવ જોવે છે અને સાબ તે પતિ અહી મોસ્ટ ખાતાં થઈ ગયા હતા પછી નાથે ખભે ચડી ને અને પછી તાંડવ નૃત્ય કરે છે. શિવજી કેવું નૃત્ય કરે દોસ્તો? તાંડવ નૃત્ય. નાચ્ય ના મુખ્ય બે પ્રકાર તાંડવ અને નાચ્ય. તેમાં તાંડવ નૃત્ય કરે છે.

અને એ ટુકડાઓ પૃથ્વી પર જે જે જગ્યાઓ પર પડે છે ત્યારે દોસ્તો એ જગ્યાએ એકાવન પ્લસ એક શક્તીપીઠ નું નિર્માણ થાય છે એવી ત્રણ શક્તીપીઠો ગુજરાતમાં આવેલી છે તેમાં ભારતની સૌથી મોટી શક્તીપીઠ પણ ગુજરાતમાં છે એ જગ્યાએ માતા અંબાજી છે દોસ્તો એ જગ્યાએ માતાજીનું હદય પડ્યું હતું ત્રણ શક્તીપીઠોના નામ કહીએ. પહેલું અંબાજી, બીજી શક્તીપીઠ બહુચરાજી અને ત્રીજી શક્તીપીઠ છે એ મહા કાળી માં કેવા માં મહાકાળી માં અને એ કઈ કઈ જગ્યાએ આવે અંબાજી બનાસકાંઠા ની શાન છે, બહુચરાજી મહેસાણા જિલ્લા ની શાન છે અને મહા કાળી છે એ પંચમહાલ જિલ્લા ની શાન છે. આ ત્રણ શક્તીપીઠ ગુજરાતમાં આવેલી છે તેના નામ યાદ રાખવાના છે હજુ એક શકતી પીઠ હજુ ગુજરાતમાં આવેલી છે તેના પ્રશ્નો નો આન્સર હું જ્યારે નેક્સ્ટ ટાઈમ તમને મળીશ ત્યારે ગોતી પાડવાનો છે. ગોતી પાડશો કે નહી? રાઇટ? ઓકે? ચલો સમજાય છે કે નહી બધુ કંપ્લેટ છે ને મગજ માં ચડતા હે ના મગજ માં ઘૂસતા હે ના? ચલો ઓકે. હવે સમજાવું તમને હવે આપડે આખી સ્ટોરી ચાલુ થાય છે. એ સાહેબ તો અત્યાર સુધી શું કર્યું આ બધુ? એ તો વાત છે બરોબર ને એજ તો વાત છે

ફરી એક વાર તમને બધાને જેટલા પણ કવિ અને કવિઓ શ્રી ભેગા થયા છે તે બધા ને પ્રશ્ન પૂછું છું કે બહુચરાજી નો મેળો ક્યાં ભરાય છે અને ક્યારેય ભરાય છે પહેલા બે પ્રશ્નો ના આન્સર આ જ હોવા જોઈ અને પહેલા બે પ્રશ્નો એ જ હોવા જોઈ મેળો કઈ જગ્યાએ ભરાય છે? તો મેળાનું આયોજન થાય છે બહુચરાજી ખાતે. સાહેબ આ બહુચરાજી ક્યાં તાલુકામાં આવેલું છે? ક્યાં જીલ્લામાં આવેલું છે? મહેસાણા જીલ્લામાં. મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે ભરાય. પ્રશ્ન નંબર ટુ - બહુચરાજી નો મેળો ક્યારે ભરાય છે? ચૈત્ર મહિના સુદ પક્ષની પૂનમે. ચૈત્ર સુદ પૂનમે. સર જી ક્યાં ભરાય છે? તો કે બહુચર માં ના મંદિરે સર બહુચર માં છે તે બહુચર માનું પ્રતિક ક્યૂ છે? બહુચર માનું લાંચન ક્યૂ છે? બહુચર માં છે જેની સવારી શેના પર થાય છે? સાહેબ કૂકડાં પર થાય છે. બહુચર માં ના ડેલા પાછળ કૂકડે કૂક બોલે. રે કૂકડાં તારી બોલી મને મીઠી મીઠી લાગે. અને આ જ બહુચર માનું મંદિર છે તેની બાજુમાં વલ્લભ મેવાડા નો ઓરડો આવેલો છે. શેનો ઓરડો આવેલો છે? વલ્લભ મેવાડા નો જેને આપદે કહીએ છીએ ગરબા નો જનક. ગરબી પૂછે તો દયારામ અને ગરબા પૂછે તો વલ્લભ મેવાડો જેનો આનંદ નો ગરબો. જે આજ આઈ આનંદ ઘણો અતિ ઘણો માં આ રાઇટ એ ગરબો છે જે એનો ગરબો છે. માં પાવા તે ગઢ થી ઉતાર્યા કોને લખ્યું? વલ્લ્ભ મેવાડા એ. ગાયું કોને? દિવાળી બેન પૂંજા ભાઈ ભીલે. લખ્યું કોને વલ્લભ ભાઈ મેવાડા એ લખ્યો હશે ગરબો સમજાય છે તો ત્યાં એ મેળા નો આયોજન થાય છે સમજાય હવે સમજો. મહેસાણા જિલ્લા નું બહુચરાજી ત્રણ શક્તીપીઠ પૈકી નું એક એ સાહેબ એ બહુચરાજીના પ્રાગટ્ય દીન એટલેકે ચૈત્ર મહિના સુદ પક્ષ ની પૂનમ ના દીવસે માતા પ્રગત થયા હતા ત્યારે મેળાનું આયોજન થાય છે તમને એક દાંત કથા ખબર હશે.

તથા જંગલ છે એ જંગલ માં એની કાંઠે આવેલી એક કૂતરી હોય છે કે અહી એક માનસરોવર આવેલું હોય છે જેવુ એ માન સરોવર માં સ્નાન કરે છે એટલે મનુષ્યમાં નર નો દેહ પામે છે. કેવો દેહ પામે? નર દેહ પામે છે નર દેહ આવી એક દાંત કથા છે માન સરોવર સાથે જોડાયેલી જે કઈ જગ્યાએ આવેલું છે બહુચરાજી ખાતે માન સરોવર તિબેટ વાળું માન સરોવર નહી બહુચરાજી વાળું સમજાય છે? હા કે ના? ઓકે હવે દોસ્તો અહિયાં વ્યંઢાળો ની ગાડી છે આ વ્યંઢાળો એટલે કોણ દોસ્તો તમને ખ્યાળ છે? કે ઘણા શબ્દો એવા હોય આપદે બોલીએ ને એટલે એની ઉપર ઘણી બધી કોન્ટ્રાવર્ષી થાય. આપડો ભાવ એવો નથી હો તો પણ જેને માતાજીનાં ભગત કહેવામા આવે છે. જે હોય છે પુરુષ છે માદા જે આપણને નથી ખબર પરંતુ તમને ખ્યાલ છે પુરુષ અને માદા માં ના આવે તે અને માતાજી છે તેને વ્હાલા છે. રાઇટ? અને એવું કહે છે કે પ્રેમ થી તેની પાસે માંગો અને સામે તમને આપે ને એક રૂપિયો પણ તમને કરોડોપતી બનાવી શકે. કે વંઢાળો ની ગાડી છે એ ગાડી અહિયાં બહુચરાજી ખાતે આવેલી છે અને એવું કહેવામા આવે છે કે મહાભારત રહ્યું ને એ મહાભારત કાળ માં ગુપ્ત વે છે રાજાઓ પહેલા ગુપ્ત વે થી જતાં તે ગુપ્ત વે છે તે વિરાટનાગર જતાં જે પાંડુઓ છે તે પાંડુઓ અહિયાં આવ્યા તા અને અર્જુન છે જે અર્જુને વ્યંઢળ નો વેશ ધારણ કર્યો હતો. એટલા માટે વ્યંઢ્ળો ની ગાડી જે છે તે વ્યંઢ્ળો ની ગાડી અહી જોવા મળે છે ભીમ અર્જુન આ બધા તમે મહાભારત જોયું હોય તો મહાભારત માં આ પ્રસંગ આવે છે. રાઇટ? વ્યંઢ્ળો ની ગાડી છે તે અહિયાં છે ચાલો ડન ઓકે. ચાલો એક એ વાત છે ને આપડે થોડું જોશું અને ઉપર થી આપડે લઈ લઈશું દોસ્તો આપડે આજના સેશન ની વાત કરું તો આજના સેશન માટે ટુ પોઈન્ટ ટુ રાઇટ આમ જોઈએ ને તો અઢી હજાર છોકરાઓની ટુ પોઈન્ટ ટુ એટલે કે બે હજાર બસો ચાલીસ છોકરાઓની હાજરી છે જે હાજરી આજના લેકચર માં જોવા મળી હતી આશા રાખું છું કે કાલે જ્યારે બપોરે બે કલાકે આપડે લેકચર હોય ત્યારે આની કરતાં પણ મોટી માત્રામાં પણ લોકો આ લેકચર એટલે કે આપડા મેળાઓમાં ભેગા થાય એટલે કે થાય ને ક્યાં મેળા ને તરણેતર ની લઘુ આવ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે? વઢિયાર નો મેળો, વરાણાનો મેળો, સિધ્દ્પુર નો મેળો કે રવેજી નો મેળો

ઓપ્શન બી તરફ મેજોરીટી સ્ટુડન્ટ જય રહ્યા છે. તો મારા વાલીડાઓ સાચો આન્સર ઓપ્શન બી છે એટલે કે વરાણાનો મેળો. શેનો મેળો? વરાણાનો મેળો. સાહેબ વરાણાનો મેળો ક્યાં ભરાય છે? વરાણાનો મેળો ક્યારે ભરાય છે? વરાણાનો મેળો શુકામ ભરાય છે આ બધા પ્રશ્નો ના આન્સર આપડે લઈ લઈએ છીએ. તેવી રીતે આપણે પ્રશ્ન પૂછી છીએ તેવી રીતના આપડે વરાણાના મેળાનો પણ પૂછી લેવાનો વ્યવહારે સગા થતાં હોય તો પણ પૂછી તો લેવાનો જ વરાણાનો મેળો છે જે વરાણા ના મેળાના કેટલા પ્રશ્ન પૂછવાના પેલા બે તો ફિક્સ જ છે અને પહેલો પ્રશ્ન એ છે કે ભાઇલા ક્યાં? એટલે તરત જ કહે છે મારુ આયોજન છે ને વરાણા ખાતે થાય છે. એટલે સાહેબ વરાણા એટલે પાટણ જિલ્લા નો સની તાલુકો છે તેનું વરાણા છે. ક્યો જિલ્લો? પાટણ જિલ્લો. તેનો શનિ તાલુકો અને તેનો શનિ તાલુકાનું વરાણા નામનું ગામ આ વરાણા ખાતે ભરાય છે. પ્રશ્ન નંબર બે સાહેબ કોના સ્થાનીધ્ય માં ભરાય છે? માં ખોડિયાર ના સ્થાનિધ્ય માં ભરાય છે. રાઇટ? કોના સ્થાનીક્ય માં ભરાય છે? માં ખોડિયાર ના સ્થાનિધ્ય માં આ મેળાનું આયોજન થાય છે. સર જી ક્યારે ભરાય છે તો કે મહા મહિનામાં ભરાય છે. મહા મહિના ના સુદ પક્ષ ની આઠમ ના દિવસે ભરાય છે. અને મહા મહિનો અને મહા મહિના ની સુડ પક્ષ અને મહા મહિના ની સુદ પક્ષ ની આઠમ. સાહેબ મહા મહિના માં બીજા કોઈ મેળા જોયા? હા સાહેબ મહા વદ તેરસ ના દિવસે એક મેળો ભર્યો તેને આપદે શિવરાત્રી નો મેળો કીધો મહા વદ તેરસ અને ચૌદ ના દિવસે મેળો કીધો જેને આપડે ધાન નો મેળો કીધો દાદા મેકલનો નો મેળો કીધો. એવી જ રીતના મહા મહિનાની સુદ પક્ષના આઠમ ની દિવસે પાટણ ના શનિ તાલુકા માં વરાન નામના ગામ મુકામે આ વરાણાનો મેળાનું આયોજન થાય છે. દોસ્તો મેળાની વિશેષતા શું છે? તો એની નજીકનો વિસ્તાર એટલે વાઢિયાર ત્યાના સ્થાનિક લોકો ત્યાના સ્થાનિક પશુઓ પણ વખણાય છે પ્રખ્યાત છે તેવી વાઢિયાર પંથકના લોકો જે છે તે એ લોકો સાથે વણેલી તેની સ્ટોરીઓ છે. પાટણ જિલ્લાનું વાઢિયાર પંથક જે છે તે વાઢિયાર પંથક માં ભરાતો આ મેળો પાટણ કાઠીયાવાડ ની લઘુ આવૃતી તરીકે યાદ રાખવામા આવે છે. સમજાય છે. એટલા જ માટે ફરી એક વાર કહું છું. પાટણ તાલુકો છે તે પાટણ તાલુકાનો વાઢિયાર પ્રદેશ આ વાઢિયાર છે ણે તેને કહેવાય છે આ કાઠીયાવાડ છે ણે આપડું કાઠીયાવાડ તે કાઠીયાવાડ ની લઘુ આવૃતી કાઠીયાવાડ ની લઘુ આવૃતી સાહેબ તમે કઈક હમણાં અલગ કીધું ઊભા રે બે મિનિટ કહું કાઠીયાવાડ ની લઘુ આવૃતી કહેવાય એટલા માટે અહિયાં ભરાતો મેળો છે ને તે મેળાને આપદે કહીયે છીયે કાઠીયાવાડ માં જો મેળો ભરાતો તેનું નામ હતું તરણેતર આને આપડે કહીયે છીએ તરણેતર ની લઘુ આવૃતી શેની લઘુ આવૃતી તરણેતર ની લઘુ આવૃતી

આજ તું હે પાણી પાણી દિન હે સાની સાની એ નહીં. આ સાની એટલે તમને ખ્યાલ છે તલ હોય ને તલ ને પિલવામાં આવે એ તલમાંથી તેલ કાઢી લેવામાં આવે, અને હવે જે વધુ ને તેની સાથે ગળપણ મિક્સ કરી એક બહુ સારી એક વસ્તુ તૈયાર થાય એમ છે ખાંડ થી એક વાનગી તૈયાર થાય એમ જેને આપડે સાની ના નામે ઓળખીએ છીએ. એ સાની છે ને એ સાની નું નૈવેદ્ય કરવાનું હોય છે એ નૈવેદ્ય ધરાવે છે. તો સાની અને શેરડી જે છે આનું મહત્વ છે. કે દોસ્તો જરાય ઇનો મતલબ એવો નથી કે એને શેરડીયો મેળો કહેવાય. શેરડીયો મેળો એટલે કેવો મેળો? ક્યો મને ચાલો? આપદે ભણી ગ્યાં શેરડીયો મેળો એટલે કેવો? જુવાન શ્રી જાડેજા સાહેબ ની હાજરી છે તો વેલકમ કરો સાહેબ ને રાઇટ? વિપુલ ભાઈ પંડ્યા એમ કે છે કે જુવાન શ્રી જાડેજા સાહેબ હાજર છે તો તેને પણ આવકારો સાહેબ પ્લીઝ મને સજેશન ના ડેટા બરોબર ને? એ મારા ભાઈ જ છે આમાં ધ્યાન ના હોય ને એટલે ના અવકાર્યા હોય. એટલે એવું એવું પ્લીઝ ના કહેતા થોડુક મારો સ્વભાવ થોડો અઘરો છે. હે ને એટલે મને એવા સજેશન ના દેવા આમ નવું તમારે કઈ ઘટતું હોય તો તમે મને કેજો રાઇટ? ચાલુ જોયું હોય મે કમેંટ માં ધ્યાન દીધું હોય એવું?

આઈ શ્રી ખોડિયાર માતાજી ના સ્થાનીક જેમાં લોકમેળો થાય છે મેળા ની નિયમતા મુજબ મેળામાં સમગ્ર વાઢિયાર પંથક ના લોકોની જીવનગાથા જેવી કે જોડાયેલી છે પાટણ જિલ્લાના વાઢિયાર પંથક કાઠીયાવાડ ની લઘુઆવૃતી થી ઓળખાય છે એટલે જ આ મેળા ને તરણેતર ની લઘુયાવૃતી કહેવાય છે. આઈ શ્રી ખોડિયાર માતાજી ને તલ અને સાંકર ની બનેલી સાની છે તેનું નૈવેદ્ય ધરવામાં આવે છે અને ચાંદી પણ ચડાવામાં આવે છે. દોસ્તો પ્રશ્ન નંબર થર્ટી ટુ અને એ છે કે ખાંભોળજા નો મેળો છે એ કઈ જગ્યાએ ભરાય છે? આ ક્યાં સમુદાય સાથે જોડાયેલો છે? ખ્રિસ્તી, જૈન, પારસી કે એક પણ નહી? ચાલો જલ્દી જલ્દી જલ્દી આન્સર કરો. હા લીધા છે મે લેકચર. હે ને ગોતી લેજો અભેષેક ઝાલા અને બેક જીલ્લા સર્ચ કરશો એટલે મળી જશે વાંધો આવશે નહી. ચાલો જલ્દી ઓપ્શન એ અચ્છા

કઈ જગ્યાએ આવેલું છે કે આનંદ જીલ્લામાં આવેલું છે. ક્યાં જીલ્લામાં આવેલું છે દોસ્તો? આનંદ જીલ્લામાં આવેલું છે.

તો કે ખ્રિસ્તી સમુદાય સાથે જોડાયેલ ગુજરાત નો એક માત્ર ખ્રિસ્તી મેળો એટલે ખાંભોજા નો મેળો. રાઇટ સાહેબ? અહિયાં શું આવેલુ છે? અહિયાં આવેલી છે નિરા ખોરા ની માતા એટલે અનાથોની માતા રાઇટ અનાથો ની માતા એટલે કોણ દોસ્તો? તેનું નામ છે મરિયમ. સાહેબ એ અનાથોની જે માતા છે તેનું નામ છે મરિયમ તે મરિયમ ના સાનિધ્ય માં આ મેળાનું આયોજન થાય છે તો કહેવાય છે કે કે અહિયાં ચહેર માતાનું મંદિર આવેલું છે. અહિયાં ચહેર માતાનું તમે કદાચ ઘણા બધા લોકો ચહેર માતા ને માને. કેમ કે તમે કદાચ કિંજલ દવે જોઈ હશે તે જય ચહેર જય ચહેર કરતાં હોય કેમ તે ચહેર માતા ને માને છે. સમજાય છે કે તે તો તે ચાહર માતા ના મંદીરે જીવનસાથી પોતાનો ગમતો વરછે વર પસંદગી માટેની વાતો જે છે તે વાતો થાય છે. જે ચાહર માતાના મંદીરે અનાથ આશ્રમ આવેલો છે. અને તેને અનાથાશ્રમ તરીકે જ ઓળખવામાં આવે છે. અનાથોનો આશ્રમ એટલે ચહેર માતાનું મંદીર. એટલે ચહેર માતાનું મંદીર પણ યાદ રાખજો. શેનું મંદીર ચહેર માતાનું મંદીર ઓકે ચાલો સમજાનું કે નહીં મિત્રો? ચાલો જે જે ચહેર માતાને માને છે તે એક વાર લખી દ્યો જય ચહેર ઓકે ચાલો નેક્સ્ટ ક્વેચ્ન ઓન યોર સ્ક્રીન પછીનો પ્રશ્ન તમારી સ્કીન ઉપર આપું છુ દોસ્તો રાઇટ ચાલો નેક્સ્ટ ક્વેચ્ન તરફ આપડે જઈએ છીએ ઓકે અનાથોની માતા નેક્સ્ટ ક્વેચન એટલે ક્વેચન નંબર

ચાલો આપડે ફરીથી ઝૂંડનો મેળો ક્યાં ભરાયછે ઉદવાડા ચોરવાડ, ઉના કે પછી માણાવદર? વધારે વધારે ક્યાં આવી શકે? શ્રાવણ મહિના ની વદ પક્ષ ના ચૌદશ ના દિવસે ભરાય સાહેબ તમારે આન્સર ગોતવાનો છે અને ખારવાર સમાજ છે ને ખારવા એ આની સાથે જોડાયેલો છે. અને એવું કહેવાય છે કે આ મેળો થાય છે ત્યારે મેળાના તેરમાં દિવસે પિતૃ સાહેબ થાય છે આટલું જ યાદ રાખવાનું છે આમાં. અને લગભગ લોકો જે છે તે સાચા આન્સર તરફ જય રહ્યા છે મિત્રો. લગભગ લોકો સાચા આન્સર કરી રહ્યા છે અને સાચો આન્સર ઓપ્શન બી છે એટલે કે ચોરવાડ અને હવે તમને બધાને બહુ સારી રીતે જાણ છે કે સાહેબ આવી રીતના કઈક આવી રીતના કઈક આવી રીતના ગુજરાત છે જે ગુજરાતનો દરિયાઈ કિનારો છે આટલો સરસ નથી પણ આમ બનાવ્યો છે અહિયાં આવ્યું છે દ્વારકા રાઇટ? અહિયાં આવેલૂ છે પોરબંદર અહિયાં આવેલૂ છે જૂનાગઢ અહિયાં આવેલૂ છે ગીર સોમનાથ અહિયાં આવેલૂ છે અમરેલી અને ઉપર આવેલું છે ભાવનગર આ ભાવનગર સમજાય છે એને તમને બધાને સારી રીતે જાણ છે આ પોરબંદર છે તે પોરબંદર નામ મણિવદર થી લઈને માણાવદર સુધી નો વિસ્તાર ઘેરે છે અને અહિયાં અહિયાં જુનાગઢ છે તે જુનાગઢ ના ચોરવાડ થી શરૂ કરીને ગીર સોમનાથ ના ઉના સુધીનો વિસ્તાર એટલે નાઘેર નાઘેર પંથક માં આવેલું ચોરવાડ છે તે ચોરવાડ ખાતે આ મેળાનું આયોજન થાય છે ક્યાં થાય દોસ્તો? ચોરવાડ થાય ચોરવાડ આપડે શુકામ યાદ રાખીએ ચોરવાડ શુકામ યાદ રાખીએ છીએ જુનાગઢ ના નવાબ નાબી વંશના રાજા રાજા મહોમદ ખાન જે છે તેમના મેરેજ માટે આ ચોરવાડ શેના માટે ખારવા ઑ માટે જાણીતા છે રાઇટ આ ખારવા ઓ તેના તેની કોળી કમ્યુનિટી ની કોળી બહેનો છે તેનું ટિપ્પણી નૃત્ય પણ જાણીતું છે ક્યૂ નૃત્ય જાણીતું છે? ટિપ્પણી નૃત્ય જેને આપડે સરંઘારી નૃત્ય કહીએ છીએ દોસ્તો કાલના લેકચર માં આપડે બધા નૃત્ય ભણીશું જેમાં તો તે ખારવા કૉમ્યુનિટી ના લોકો દ્વારા આ મેળાનું આયોજન થાય છે. પણ ચોરવાડ ખાતે થાય છે. ઝૂંડનો મેળો તો ક્ઈ તારીખે કઈ તીથી એ શ્રાવણ મહિના માં સાહેબ સુદ પક્ષ કે વદ પક્ષ? વદ પક્ષ ની ચૌદશ ના દિવસે શ્રાવણ વદ ચૌદશ ના દિવસે મેળાનું આયોજન થાય અને દોસ્તો યાદ રાખજો આ મેળામાં શ્રાદ વિધી પણ થાય છે. કેવી વિધી થાય છે?

અહ ગાંડી ગીરમાં આવો તમે અને આ ફેર તો સન્ડે ની મજા છે કે જે મજા માણસોના ટોળામાં નથી તે મજા ગીરના ખોળામાં છે દોસ્ત કે ફળિયું ચોરવાડ કોળી અને વેળાવદર ની ખારવા ને ખારવા ને અને ખારવા અને કોળણ બહેનો છે જેને આખા વિસ્તારમાં રહેતી એના દ્વારા થાય જગ્યા માટે જાણીતું નથી હે ને આ આ આ સમજાય કદાચ કોઈએ તમને મિસ ગાઈડ કર્યા છે મારા માટે પછી કહેતા નહી. ચાલો નેક્સ્ટ ક્વેચન તરફ જઈએ એકપ્લેનેશનલ જોઈ લઈએ શું કહે છે જુનાગઢ જુનાગઢ જિલ્લાના ચોરવાડ માં શ્રાવણ મહિના વદ પક્ષ માં વદ પક્ષની ચૌદશ ના દિવસે મેળો ભરાય છે સમગ્ર ખારવા સમાજ સાથે સંકળાયેલો છે તેરમાં દિવસે પિતૃ શ્રાદ સાથે જોડાયેલ છે

ચંદુરી એટલે કોણ એ પણ કહેજો. ત્રણે ત્રણ ગીર માં છે સરસ! ગીર માં આવીશ ને ત્યારે હું તમને યાદ કરીશ બધાને હો ને બધા આવજો મળવા. અચ્છા ચાલો સાચો આન્સર આનો શું બનશે? ચંદૂરી માતા નો મેળો ક્યાં ભરાય છે અને ક્યારે ભરાય છે? ચાલો આન્સર દ્યો. ચંદૂરી એટલે કોણ એ પણ ખબર હોવી જોઈ નામ થી ખબર પડે ચંદૂરી ચંદૂરી એટલે કોણ? બેઉ મુદ્રા જ્યાં માતાનું મંદિર આવેલું છે માતાનું મંદિર આવેલું છે ત્યાં ભરાય છે સાહેબ મહા શિવરાત્રીના દિવસે થાય છે ચંદૂરી એટલે કોણ પાંડુઓની માતા કુંતી બરોબર ને અને આદીવાસી લોકો છે ને એ એને પોતાની માતા માને છે કુળદેવી માને છે હવે હવે એ કુનતા માતાના મંદીર આખા ભારતમાં બે જગ્યાએ જોવા મળે છે એક મહેસાણા ના યાદ રાખજો ખૂબ પૂછાય છે કે કુનતા માતાનું મંદિર ક્યાં આવ્યું મહેસાણા આખડેલ ખાતે અને નર્મદા જિલ્લાના બેઉ મુદ્રા ખાતે આવેલું છે રાઇટ? ઓકે ચંદૂરી માતાના આશીર્વાદ લેવા માટે આદીવાસી લોકો છે ને તેના કુળદેવી છે ત્યાં આશીર્વાદ લેવા માટે જાય છે અને ત્યાં મેળો ઉજવે છે. આદીવાસી કોમની છે એટલે મને ખૂબ ગમતી કૉમ્યુનિટી છે એ ખુદ ને ખુદના ચિલે ચિલે ગાડી ચિલે ચિલે પ્રભુ, નવ ચિલે ભોળા સિંહ ને સાબૂત. તો ચંદૂરી માતા છે તે કંડૂલી એટલે પાંડુલી માતા પાંડુલી માતા એટલે બીજી કોઈ નહીં પાંડવોની માતા કુંતાં તો માં કુંતાં ને કુળદેવી તરીકે કોણ માને છે? તો કે માં કુંતાં ને કુળદેવી તરીકે આદિવાસી કમ્યુનિટી ના લોકો માને છે આદીવાસી લોકો માને છે. અથવા તો કુંતાં માતાનું મંદીર ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લાના આખડૂલ ખાતે આ મેળો આખડૂલ સાથે જોડાયેલ જરાય નથી જો સાહેબ તો સાહેબ આ નર્મદા નામના જીલ્લામાં નર્મદા નામના જીલ્લામાં બેઉ મુદ્રા ખાતે આ મેળો ભરાય છે આ માતા કુંતાં અહી છે એટલે મેળો ભરાય તેના જ નામ પરથી બેઉ મુદ્રા નામ પડ્યું છે. સરજી આ મેળાનું આયોજન ક્યારે થાય છે મહા વદ તેરસ ના દિવસે થાય છે. મહા વદ તેરસ એટલે શું શિવરાત્રી શિવરાત્રી શિવરાત્રી ખાતે આ મેળાનું આયોજન થાય છે તો આપણને પૂછે મહા વદ તેરસ ના દિવસે નિમ્નલિખિત ક્યાં મેળાનું આયોજન થાય છે? ઓપ્શન એ શિવરાત્રી નો મેળો, ઓપ્શન બી દીધું હોય જાંગ નો મેળો, ઓપ્શન સી દીધું હોય કે ચંદૂરી માતાનો મેળો ઓપ્શન ડી દીધું હોય ઉપરના માંથી તમામ હવે આપણને એક જ સૂજે પણ બાકીના બે પણ સાચા છે. અમારું વિલેજ છે બેઉ મુદ્રા અમને તો આ બધા છોકરાઓ છે છોકરાઓમાંથી પગે લાગજો અને માતાજીના આશીર્વાદ લેજો ભગવાન બધાને થોડી બુધ્ધી આપે એટલું કહી દેજો ચાલો હે ને મહેસાણા નું આખડોલ અને મુદ્રા બેઉ યાદ રાખજો. દોસ્તો ભૂલતા નહે હવે રિમોટ ચાલવા માડ્યું છે ચાલો ચંદૂરી માતાનો મેળો છે નર્મદા જિલ્લાના જે બેઉમુદ્રા માં ભરાય છે બેઉમુદ્રા માતાજીનું મંદીર આવેલું છે

એક મહેસાણા જિલ્લાના આખડોલ અને નર્મદા જિલ્લાના બેઉ મુદ્રા ખાતે આવેલા છે. અહીના જે લોકો છે જે ચંદૂરી માતા ને યહાંમૂદી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે રાઇટ? ઓકે યહાં મૂડી માતા તરીકે ઓળખે છે અહીના આદીવાસી જે લોકો છે તે પોતાની કુળદેવી ચંડૂરી માતાના આશીર્વાદ લઈને પોતાના સારા કાર્યોની શરૂઆત કરે છે. હવે પ્રશ્ન નંબર પાત્રીસ હવે મેળાઓની સમાપતી થઈ છે હવે આપડે ઉત્સવો તરફ વધ્યા છીએ કે ઉતરાધ મહોત્સવ ની ઉજવણી ની શરૂઆત ક્યાં વર્ષથી થઈ હતી? હમ્મ ચાલો એ બી સી ડી શું આન્સર હોય શકે સાચો આન્સર સાચો શું હશે?

મોંઘવારીને કારણે બિન જરૂરી ખર્ચ ટાળવાનો piza Burger ના order માં ધટાડો છે લા કેટલાક મહિનાથી દેશમાં દૂધ ધઉં ઈંડા cheese અને શાકભાજી કિંમતો વધવાને કારણે લોકો હવે restaurant માં જવાનું ટાળી રહ્યા છે. pizza Burger જેવી ખાદ્ય સામગ્રી ના order પણ ઘટી ગયા છે. તેને કારણે KFCPizza Hurt Franchise તેમજ restaurant નું સંચાલિત કરવા અને international ના વેચાણ માં ચાર ચારસો ટકાનો ધટાડો છે. કોઈએ covid Lock down દરમ્યાન અને કેળવવા દેશભરમાં ઘરે થી Fruit order કરવાનો trend વધ્યો હતો Lock down બાદ પરિવાર સહીત restaurant માં dinner કરવાનું પણ ચલણ વધ્યું હતું પરંતુ હવે મોધવારીની અસર જોવા મળી રહી છે.

છ કરોડની ખોટ નોંધાવી હતી BNT ફરી બાદ ઇન્ડિયા ના Equity Research ના પ્રમુખ કુણાલ વોરા કહે છે કે મોટા ભાગના પરિવાર બિનજરૂરી ખર્ચ તાળી રહ્યા છે. નબળી માનતી twitter Service restaurant કિંમત વધારવાનું તાળી રહ્યા છે. insurance company ની પસન્દગી મહત્વની ભૂમિકા વિવેક ચતુર્વેદી દેશના Service Central insurance company ઓ અને પાંચ સંપૂર્ણ પણે Health Insurance Companie ઓ છે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ હોવાથી તમારી અનન્ય જરૂરિયાતો માટે કઈ company શ્રેષ્ઠ છે તેમ નક્કી કરવું અઘરું બની શકે છે. તમારા માટે યોગ્ય Health Insurance company નક્કી કરવા માટે યોગ્ય બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે COVID ઓગણીસ રોગચાળા પછી ઘણા લોકોને સમજાયું છે. કે પર્યાપ્ત Health Insurance ના ખરે ખર મહત્વ પૂર્ણ છે. તેમ બીજી Insurance માં Direct વિવેક ચતુર્વેદી એ જાણવાનું હતું વધુ વધુમાં insurance company પસન્દ કરવાનું મુશ્કેલ કાર્ય હોય શકે છે. તેના Clan Settlement Ratio છે health insurance company પસન્દ કરતી વખતે ધાયનમાં લેવાની સૌથી મહત્વ ની બાબતોમાંની એક બાબત એટલે company નો Clan Settlement Ratio છે

insurance company દ્વારા વસુલવામાં આવેલૂ Premium મોટા ઘરના લોકો માટે મહત્વની બાબત ગણાય છે. પરંતુ સૌથી સસ્તો Plan પસન્દ કરવો એ વિચાર એ સારું વિચાર નથી બજારમાં ઉપલબ્ધ વિકલ્પોની સંખ્યાને ધ્યાન માં રાખીને યોગ્ય helth insurance company ની પસન્દગી કરવી મુશ્કેલ થઇ શકે છે. હંમેશ શ્રેષ્ઠ insurance વિષે સંપૂર્ણ માહિતી મેળવા માટે જરૂરી મેહનત કરો અને અંતિમ નિર્ણય લેતા પહેલા નીતિના નિયમો

artificial intelligence એક અલગ sector તરીકે ઉભરી રહ્યું છે. દેશના પણ આ sector ના દરસીર ડોસ જોવા મળી રહ્યો છે. જીવનના દરેક ક્ષેત્રમાં artificial intelligence ની ઉપસ્થિતિ વધી રહી છે. આજ કારણ છે કે આય એ મોટા પાયે રોજગાર સર્જી રહી છે દેશના AI sector માં રોજગારીની શક્યતાઓ ઝડપથી વધી રહી છે ફેબ્રુઆરી બેહજાર ત્રેવીસ સુધીમાં દેશના વિવિધ ક્ષેત્રોમાં AI સંબંધિત પિસ્તાલીસ હાજર થી વધુ જગ્યાઓ ખાલી હતી text Traffic solution Company english Digital ના અહેવાલ મુજબ Data Scientist અને Mission Learning માં Xpert Professional ની ખુબ માંગ છે ભ્રષ્ટાચાર અને ભાગભટાયમાં ગલાધું ભાજપના શાષકોના ચાર Over ના Renage નાં Contract મેળવવા બાબતે યાદ યાદરાખતા જામી હતી અને મામૂલો કાબુ પ્રહાર સતા પ્રદેશ નેતા ગિરિયે નેતા ગીરીએ દરમ્યાન ગિરી કરે Granage નો ContractGranage નો Contract રદ કરાવ્યો હતો Granage નો Contract રદ થયો છે તે ચાર watt અત્યારે

આર્તજ પર જતા ચાર વર્ષ ના Drainage management maintenance નું કામ ખોરવાય ગયું છે તેથી ટેકે Drainage ના પ્રશ્ન પણ ઉભા થયા છે. ભાવનગર મહાનગર પાલિકા દ્વારા બી વર્ષ બેહજાર તોતેર થી Drainage Management નો Contract આપ્યા બાદ વર્ષ બેહજારઅઠાર માંતકતેશ્વર તે હેઠળના અને ગત વર્ષ જેવા ધોઘા oven ના damage નું Contract આપયો હતો પરંતુ ત્યાર બાદ ભાજપના આગેવાનો વચ્ચે Contract મેળવવા માટે ભારે ખેંચ ખેંચ તાણ સરું થઇ હતી અને તે ખેંચ તાણ સંદેશ સુધી પહોચી હતી અંતે ગત ચોવીશ ની ફેબ્રુઆરીએ મળેલી Standing Committee માં તમામ Drainage maintenance ના Contract રદ થયા હતા અને તમામ કામ Corporation દ્વારા કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ Drainage Contract બંધ કરવાનો તાત્કાલિક નિર્ણય કરતા ભાવનગર Corporation ના Drainage વિભાગ ના પૂરતા કામદારો ઉપલબ્ધ નથી તેથી Corporation ના Drainage વિભાગ દ્વારા Corporation ને નિયત કરેલી Outsourcing Agency સફાઈ કામદારો વેરવા માટે કાર્યવાહી શરુ કરી પરંતુ એકમાત્ર ધોઘા circle vote Word માં પણ Agency દ્વારા માંડ માંડ સફાઈ કામદારો પુરા થઇ સકતા નથી ત્યાં અન્ય તન Word ના Drainage ના સફાઈ કામદારો પણ હડતાલ પર ઉતરી ગયા છે જેને કારણે ચારેય Word માં Drainage Maintenance ના કામ ખોરડે ચડી ગયા છે. ભાવનગર શહેર ના ફાગણ મહિનાના અષાઢી માહોલ જામ્યો છે. મિડક પરીક્ષા જેવો કમોસમી વરસાદ વરસતા માત્ર અડધો ઇંચ વરસાદ માં ઠેર ઠેર પાણી ભરાય જતા તંત્ર જાણે નાપાસ થયું હોય તેવો માહોલ સર્જાયો હતો

ભાવનગરના માવઠાએ ખેતી પાકને જબર નુકશાન કર્યું છે તેમાં ધઉં ડુંગળી કેરી અને મસાલા માં મરચાં સહિતનાને આ માવઠાંનો માર સહન કરવો પડ્યો છે ભાવનગર શહેરમાં આજે શુભાસનગર સરદારનગર ધોધા Circledimond chowk દોરડીગેટ તિલકનગર કુંભારવાડા સહિતના વિસ્તારોમાં અડધાથી પોણો ઇંચ વરસાદ વરસિજતા ચન્દ્રની જેવી system નિષ્ફ્ળ ગઈ હતી